દરવાજાની બંને બાજુએ વૃક્ષો દેખાઈ રહ્યા છે અને રસ્તો અંદરની તરફ જાય છે.

આપેલ ચિત્રમાં હરિયાળો બગીચો અને તેની વચ્ચે એક મોટું લોખંડનું પાણીનું ટાંકી જેવા માળખું દેખાઈ રહ્યું છે.

એની બાજુમાં ત્રણ માણસો કાગળ હાથમાં પકડીને ઊભા છે.

આ ચિત્ર એક હોટેલ નું છે ચિત્રમાં ત્રણ ટેબલ દેખાય રહ્યા છે તેની એક બાજુએ ફર્નિચર મુકેલા દેખાઈ રહ્યા છે.

હાજલીઓ પર પ્લાસ્ટિક ના ડબ્બા પેકેટ્સ અને ટોપલીઓમાં વસ્તુઓ મૂકેલી છે.

ઉપર ખુરશી અને કોમ્પ્યુટર દેખાઈ રહ્યુ છે ઉપર લાઈટ લગાડેલી છે.

આપેલ ચિત્ર કોઈ બાથરૂમ ફીટીંગ્સ અને સેનેટરી વેર નો શોરૂમ છે આ ચિત્રમાં વિવિધ પ્રકારના બાથરૂમ ફીટીંગ્સ અને સેનેટરી વેર દેખાઈ રહ્યા છે.

એની ઉપરની બાજુએ એક રસ્તો છે જેના પરથી ગાડીઓ જતી દેખાય છે.

ચિત્રમાં ટેબલ ઉપર પણ ઘણા બધા બાથરૂમ ફિટિંગ્સ મૂકવામાં આવ્યા છે.

આ ચિત્ર વલસાડની શેઠ રુસ્તમજી જમશેદજી જીજીભોઈ હાઈસ્કૂલ નું છે ચિ --

દરવાજાની બંને બાજુએ બે કુંડામાં તાડ જેવા છોડ છે.

આ ફૂડ ટ્રક કાળાને આછા બદામી રંગનો છે અને તેના પર ધ મેક્સિકન ફુડ ઓન વીલર એવું લખેલું છે.

તેમાં ચાર મોટા મસીનો અને એક ત્રાજવું નાનલું દેખાઈ રહ્યું છે દિવાલ પર બે કાગરીયા દેખાઈ રહ્યા છે.

દુકાનમાં એક ટેબલ છે જેની અંદર પણ ઘરેણાં મુકેલા જોવા મળે છે ટેબલ ની બાજુમાં બે ખુરશીઓ દેખાય છે.

આ મુખ્યત્વે ફોલ્ડર કરેલા કપડાં દેખાય છે નીચે ડાબી બાજુની છાજલી પર એક નાનકડું લીલું ઉપકરણ અને અન્ય કેટલીક વસ્તુઓ દેખાઈ રહી છે.

ઇમારતમાં ઘણા કમનવાળા દરવાજા અને બારીઓ છે જે તેને એક વિશિષ્ટ દેખાવ આપે છે.